વીસ રૂપિયા છે તો હું એક લાખથી ચાલુ કરી નાખીશ. પાંચ લાખ બે લાખ એકઠા કરી લઈશ. જે માણસમાં કોન્ફિડન્સ હોય ને એ માણસ પૈસા એકઠા કરી શકે અને જો એ માણસ પૈસા બનાવવામાં સક્ષમ હોય ને તો લોકો સામેથી આપશે. આ એક રિયાલિટી છે, તમે ટેસ્ટ કરીને જોજો. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ. જો એ લોકોને ક્રિટીસાઇઝ નથી કરતો કે ભાઈ એ લોકો પાસે નાની મૂડી છે ક્રિટીસાઇઝ કરતો મતલબ એક ટાઈમે હું ભી આવા રિઝન્સ, આપતો અને મને ખબર પડી કે યાર પૈસા ન હોય તો બહુ કોમન પ્રોબ્લેમ છે, નાઈનટી ટકા લોકો આવું કહી શકે છે. કે મારે તો ધંધો કરવો છે પણ પૈસા નથી મારે તો સ્ટોક માર્કેટમાં પડવું છે પણ પૈસા નથી. પણ પૈસા કઈ રીતે લાવવા એ જ તો ખૂબી છે અને એમાં તમને કોઈ હેલ્પ નહીં કરે અને એવું જ હોવું જોઈએ તો જ તમે આગળ વધો એટલે આ એક વહુ કહેવાય ને બહુ કડવું સત્ય છે જે લોકો ડાયજેસ્ટ કરી શકે તે જ કરી શકે. પણ તમે જો આ જ છો તમે તમારે આખી લાઈફ એમ કાઢશો. કે આપણી પાસે તો પૈસા નથી આપણે તો ધંધો કેમ થાય. આપણી પાસે તો પૈસા નથી આપણે સ્ટોક માર્કેટ તો તમારે જોનમાં તમારી લાઈફ જવા દેવી પડે.

અને હું તમને કહું મે ભી આવા વિડીયો બનાવેલા છે જે રોજના એક હજાર રોજના બે હજાર કારણ કે લોકો એટલો સમજતા નથી અને પછી એમાં વિડીયો બનાવી અને એમાં તમે જોજો, એમાં પછી હું સિરિયસ નોલેજ બી નાખી દઉં એટલે મારે ડોક્ટરની જેવું કામ કરવું પડે કે નાના છોકરા જો કડવી દવા એક્સેપ્ટ ના કરે નહીં તો થોડુંક મીઠી દવા કડવી દવા મિક્સ કરી ચાલો બરોબર છે. સો અન્ડરસ્ટેન્ડ, તમારી પાસે લો કેપિટલ તો એનું સોલ્યુશન એ જ છે કે ફિગર આઉટ. બરોબર? હવે વોટર પાસે ત્રણ ઈમ્પોર્ટન્ટ ટ્રેડ છે, ને હું તમને સમજાવવાનું ચાલુ કરું. પણ એ પહેલા હું કહી દઉં ઇન્ટ્રા ડે ટ્રેડિંગ માં શું બરોબર ફ્યુચર્સ નો બી ફુલ વીડીયો હશે અને ઓપ્શન માં આપણે ઓલરેડી બે કલાકનો બેઝિક વિડીયો મૂકી દીધો છે.

ઓવર ઓલ ટ્રેડિંગ ભરીએ છીએ તો એની અંદર નાનકડો પાર્ટ આઈ ગયો કે ભાઈ લોકોને મારે સમજાવવું પડે કે ભાઈ ઇન્ટ્રા ડે શું છે? ઇન્ટ્રા ડે અત્યારે હું સમજાવું છું. ઇન્ટ્રા ડે. કેશ ઇન્ટ્રા ડે એટલે શું? એ તમે સમજી લો અથવા તો કોઈ પણ જાતનું ઇન્ટ્રાટેડ તમે સમજો.